આ ચિત્રની અંદર એક મસ્તીની સર્ન સંગારેલી સાયકલ છે એક ભાઈ ઉભા છે.

આ ચિત્રની અંદર ટી_વી_એસ નુ વર્કશોપ છે.

આ ચિત્રની અંદર વવ-વન્ય પ્રાણી એટલે કે હરણ દેખાઈ રહ્યા છે.

આ ચિત્રની અંદર એક શોપ દેખાય રહી છે શોપ રેડ કલર ની છે એ ટાટો હોય --

આ ચિત્રની અંદર એક રસ્તો દેખાય રહ્યો છે સામે બિલ્ડીંગ દેખાય રહી છે ઝાડવા છે બાઈક પાર્ક કરેલી છે.

આગળ એક દવાઓનું મેડિકલ દેખાય રહ્યુ છે.

કુંડા છે કુંડાનો કલર રેડ છે સામે એક માણસ દેખાય છે.

જુની ઑફિસ હોઇ એવુ લાગી રહ્યુ છે ઑફિસ નો કલર યેલો છે દીવાલનો કલર નીચેથી રેડ છે અને--

ચિત્રની અંદર કોઈ ઓફિસ યા--

આ આ ચિત્રની અંદર એક બોર્ડ દેખાય છે બોર્ડ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ નુ છે.

આ ચિત્રની અંદર એક ખુલ્લુ ગ્રાઉન્ડ દેખાય રહ્યું છે એમાં બાળકો ક્રિકેટ રમે છે એક બાળક સાયકલ લઈને ઉભો છે.

બે બાઇક પઇડા છે એક પલસર છે એક એક્ટિવા છે એક ભાઈ છે એ બાળકને તેડીને ઉભા છે.

આ ચિત્ર કોઈ શોપ ની હોઈ એવુ લાગી રહ્યુ છે.

આ ચિત્રની અંદર બહુ સારી લેડીઝ છે લેડીઝ ના હાથમાં ગિફ્ટ છે.

આ ચિત્રની અંદર કોઈ પાર્ટી નો પાર્ટી પ્લોટ નો હોલ દેખાઈ રહ્યો છે.

ઉપર પત્રા નાખેલા છે પત્રાથી છાંયો કરેલો છે આજુ-બાજુમાં કઠોડા કરેલા છે.